ટીવી છે પેઇન્ટિંગ છે પેઇન્ટિંગ છે ફુગ્ગા છે કમ્પ્યુટર છે ખુરશી છે.

સ્કૂલ મા ભણતા છોકરા દેખાઈ છે ટીચર દેખાઇ છે છોકરાઓ ભણતા દેખાઈ છે એમની ચોપડી દેખાઈ છે બારી દેખાઈ છે બંધ કરેલી જારી દેખાઈ--

ઉપર બારીમાં કબુતર દેખાય છે.

ખુરશીયો દેખાય છે ખુરશીયો પર ચડેલા પરદા દેખાય છે ચાદરો લગાયેલી દેખાય છે સામે આજુઆજુ--

પછી લાઈટ નો થાંભલો દેખાય છે દેખાય છે.

છોકરાનું હોસ્ટેલ દેખાય છે એમાં બેસેલા બધા છોકરાઓ દેખાય છે દફતર દેખાય છે ખુરશી દેખાય છે બારીઓ દેખાય છે.

પછી લેસર પડ્યા છે એ દેખાઈ છે આ બાજુમાં ઝાડુ તથા એવુ બધુ પડ્યુ છે એ દેખાઈ છે સામે--

ડોગ્સ નું ખાવાનું પડ્યું છે દેખાય છે કૉલડ્રિન્ક ની બોટલો દેખાય છે શેમ્પૂ ની બોટલો દેખાય છે.

લોકોએ ટાંગેલા છે દેખાય છે આવતા જતા લોકો દેખાય છે

લાગેલુ છે દેખાય છે સ્કિન ક્લિનિક લખેલુ છે તે દેખાય છે.

થાળીઓ દેખાય છે વાડકીઓ દેખાય છે ગલાસ દેખાય છે મીઠાની ડબ્બી દેખાય છે ખુરશીઓ દેખાય છે સોસ ની બોટલ દેખાય છે.

પછી આદમી આવતા જતા દેખાઈ છે બાર લાઈટો દેખાઈ છે અંદર મૂકેલી ખુરસીઓ દેખાઈ છે બોલ દેખાઇ છે.